સ્પ્રેડશીટ વ્યુ અડ્વાન્સ પરના આ જિયોજેબ્રા ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે
જો તમે જિયોજેબ્રા માં સ્પ્રેડશીટ્સ પહેલી વખત વાપરી રહ્યા હોવ તો સ્પ્રેડશીટ વ્યુ બેઝીક ટ્યુટોરીયલ માટે સ્પોકન ટ્યુટોરીયલની વેબ સાઇટ જુઓ
આ ટ્યુટોરીયલમાં આપણે સ્પ્રેડશીટ વ્યુ નો ઉપયોગ એક બિંદુ નું એક્સ અને ય રેખાંશને રેકોર્ડ કરવા માટે કરીશું જે સ્લાઇડર ની મદદથી વિધેય સાથે શોધાયેલ છે
નંબર પેટર્ન ને ઓળખવા માટે ડેટા વાપરો અને ફન્કશન ગ્રાફ અંગે અનુમાન લગાઓ
જિયોજેબ્રા સાથે શરુ કરવા માટે હું નવી લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 1004 એલટીએસ અને જિયોજેબ્રા આવૃત્તિ 3240 નો ઉપયોગ કરી રહી છું હવે જિયોજેબ્રા વિન્ડોમાં
આ સ્પ્રેડશીટ દ્રશ્યમાન બનાવવા માટે વ્યુ મેનુ વિકલ્પ પર જાઓ અને સ્પ્રેડશીટ વ્યુ વિકલ્પ ચેક કરો
હવે ચાલો અહીં ઝવેલ્યુ નામનું સ્લાઇડર બનાવીએ
આપણે મહત્તમ અને લઘુત્તમ મૂળભૂત વેલ્યુ રાખીશું અને ઇન્ક્રીમેન્ટ 1 થી બદલીશું
ચાલો ઝવેલ્યુ લઘુત્તમ વેલ્યુ તરફ ખસેડીએ
બિંદુ એ બનાઓ
બિંદુ એ ઉપર જમણું ક્લિક કરી ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ ઉપર ક્લિક કરી બિંદુ એ ના રેખાંશ એક્સ ને ઝવેલ્યુ અને રેખાંશ ય ને ઝવેલ્યુ થી ત્રણ ગણું સાથે બદલો
અહીં આપણે રેખાની ઢાળ સુયોજિત કરી રહ્યા છીએ જે આ બિંદુ દ્વારા 3 થી શોધાશે
કીબોર્ડ પર ટૅબ કળ દબાવો અને શો ટ્રેસ ઓન પસંદ કરો
અને ક્લોઝ દબાવો
ચાલો સ્પ્રેડશીટ વ્યુ ખસેડીએ તો આપણે સ્તંભ એ અને બી જોઈ શકીએ છીએ
ચાલો હવે પ્રથમ ટુલમાં ત્રીજું વિકલ્પ રેકોર્ડ ટીઓ સ્પ્રેડશીટ વિકલ્પ પસંદ કરીએ
બિંદુ એ પસંદ કરો
જો તે ડ્રોઈંગ પેડ થી દૃશ્યમાન ન હોય તો તેને અલ્જેબ્રા વ્યુ માંથી પસંદ કરો
અને પછી સ્લાઇડર ઝવેલ્યુ ને લઘુત્તમ થી મહત્તમમાં બદલો
નોંધ લો કે બિંદુ એ નો એક્સ રેખાન્ક્ષ એ સ્પ્રેડશીટ ના સ્તંભ એ માં શોધાયેલ છે અને એ નો ય રેખાન્ક્ષ સ્તંભ બી માં
એકવાર આ લેશન તૈયાર થઇ જાય તો તમે વિદ્યાર્થીઓને દ્રશ્ય જોઈ અથવા સ્પ્રેડશીટ વ્યુમાં ડેટા જોઈ અનુમાન કરવાનું કહી શકો છો
આ અનુમાન કરેલું વિધેય ઇનપુટબારમાં ઇનપુટ તરીકે આ રીતે હોય શકે ફ 3 એક્સ
આપણે જિયોજેબ્રા માં સ્પેસ નો ઉપયોગ કરી શકીએ છીએ અને enter દબાવો
જો અનુમાન સાચું હોય તો જેટલા પણ બિંદુઓ શોધાયા છે તે ઈનપુટ થયેલ લાઇન અથવા ઈનપુટ થયેલ વિધેય ઉપર પડશે
સારાંશ માટે આપણે સ્લાઇડર ઝવેલ્યુ બનાવ્યું છે
આપણે બિંદુ એ રેખાંશ ઝવેલ્યુ 3 ઝવેલ્યુ સાથે દોરયુ છે
આપણે વિવિધ ઝવેલ્યુઝ માટે બિંદુ એ ના એક્સ અને ય રેખાંશ ને રેકોર્ડ કરવા માટે રેકોર્ડ ટીઓ સ્પ્રેડશીટ વિકલ્પ નો ઉપયોગ કર્યો છે
આપણે નંબર પેટર્નના અભ્યાસ દ્વારા ઈનપુટ વિધેય નું અનુમાન કર્યું
હવે લેશનનો બીજો ભાગ છે
પ્રથમ ચાલો બિંદુ એ માંથી ટ્રેસ રદ કરીએ
ચાલો ય ઈન્ટરસેપ્ટ પેરામિટર ઉમેરિયે
બીજું સ્લાઇડર બનાવો અને તેનું નામ બી આપો મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ મૂળભૂત વેલ્યુ રાખો અને ઇન્ક્રીમેન્ટ ને 1 થી બદલો અને એપ્લાય પર ક્લિક કરો
આગળ આપણે બી ની વેલ્યુ ખસેડીશું મૂવ ટુલ નો ઉપયોગ કરો અને બી ની વેલ્યુ 2 થી બદલો ઝવેલ્યુ ને લઘુત્તમ વેલ્યુ તરફ બદલો
પછી બિંદુ એ પર જમણું ક્લિક કરો
ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ પસંદ કરો ય રેખાંશ ને 3 ઝવેલ્યુ બી થી બદલો અને કીબોર્ડ પર ટેબ કળ દબાવો
શો ટ્રેસ ઓન ને ચેક કરો
પછી સ્પ્રેડશીટ વ્યુ ને ખસેડો જેથી તમે સ્તંભ સી અને ડી જોઈ શકો
તમારા કર્સરને સેલ સી1 પર મૂકો ફરી રેકોર્ડ ટીઓ સ્પ્રેડશીટ વિકલ્પ નો ઉપયોગ કરો
પ્રથમ બિંદુ એ પસંદ કરો જે તમે શોધવા ઈચ્છો છો અને પછી ઝવેલ્યુ લઘુત્તમ થી મહત્તમમાં ખસેડો
તમે જોઈ શકો છો કે બિંદુ એ નું એક્સ રેખાંશ સ્પ્રેડશીટના સ્તંભ સી માં શોધાયું છે અને બિંદુ એ નું ય રેખાંશ સ્તંભ ડી માં શોધાયું છે
આ ડેટા પરથી તમે વિદ્યાર્થીઓને પેટર્ન સમજી અને વિધેય ને અનુમાન કરવા કહી શકો છો
વિવિધ બી વેલ્યુ માટે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો
આ અનુમાન કરેલું વિધેય ઇનપુટ બારમાં ઇનપુટ હોઇ શકે છે
જો કે આપણી પાસે પહેલેથી ફ છે તો હું જી 3 x બી નો ઉપયોગ કરીશ
અહીં બી ની વેલ્યુ 2 છે
અને enter દબાવો
હવે સારાંશ માટે આપણે બીજું સ્લાઈડર બી નામનું બનાવ્યું બિંદુ એ ના રેખાંશને ઝવેલ્યુ અને ય રેખાંશ માટે 3 ઝવેલ્યુ બી થી બદલ્યું
વિવિધ ઝવેલ્યુ અને બી વેલ્યુ માટે બિંદુ એ ના રેખાંશ એક્સ અને ય ને રેકોર્ડ કરવા માટે રેકોર્ડ ટીઓ સ્પ્રેડશીટ વિકલ્પનો ઉપયોગ કર્યો
આપણે ઇનપુટ વિધેય ફ 3 એક્સ બી અનુમાન કર્યું હતું
અહીં આપણે ફક્ત વિધેય જી ને બોલાવ્યું છે
હવે અસાઇનમેન્ટ
આ અસાઇનમેન્ટમાં સ્લાઇડર ઝવેલ્યુ અને એ બનાવી વર્ગસમીકરણ વિધેય ને શોધો
રેખાંશ ઝવેલ્યુ રેખાંશ એક્સ માટે અને xValue2 રેખાંશ ય માટે બિંદુ એ મુકો
વિવિધ ઝવેલ્યુ અને એ વેલ્યુ માટે બિંદુ એ ના રેખાંશ એક્સ અને ય ને રેકોર્ડ કરવા માટે રેકોર્ડ ટીઓ સ્પ્રેડશીટ વિકલ્પનો ઉપયોગ કરો
અને વિધેય f એ x2 અનુમાન અને ઇનપુટ કરો
અસાઇનમેન્ટ ચાલુ રાખવા માટે આપણે વર્ગસમીકરણ વિધેય એ x2 બીએક્સ 3 ને શોધીશું
આપણે બીજું સ્લાઇડર બી બનાવીશું
ઝવેલ્યુ રેખાંશ અને રેખાંશ ય માટે xValue2 બી ઝવેલ્યુ 3 સાથે બિંદુ એ મુકો
વિવિધ એ અને બી વેલ્યુ માટે બિંદુ એ ના રેખાંશ એક્સ અને ય ને રેકોર્ડ કરવા માટે રેકોર્ડ ટીઓ સ્પ્રેડશીટ વિકલ્પનો ઉપયોગ કરો
વિધેય ફ એ x2 બી એક્સ 3 ને અનુમાન અને ઈનપુટ કરો
મેં પહેલેથી જ આ જિયોજેબ્રા ફાઈલ બનાવેલ છે
આ કિસ્સામાં ચાલો ટ્રેસ ઓન પસંદ કરીએ તે પેહલા થી જ ઓન છે
આપણે એક્સ વેલ્યુ લઘુત્તમ થી બદલીશું અને રેકોર્ડ ટીઓ સ્પ્રેડશીટ ઉપયોગ કરો બિંદુ એ પસંદ કરો અને ઝવેલ્યુ સ્લાઇડર ખસેડો
આપણે અનુમાન કરેલ વિધેય ફ 2 x2 2 એક્સ 3 જેમાં મેં કોન્સટન્ટ વેલ્યુ સુયોજિત કરું છું એમાં ઈનપુટ કરી શકીએ છીએ
આ પેરાબોલા એટલે કે પરવલય સાથે શોધો ની નોંધ લો
આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે
વધુ વિગતો માટે contactspoken tutorialorg ઉપર સંપર્ક કરો
સ્પોકન ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટીએમએચઆરડીભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છેવધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છુંજોડાવા માટે આભાર